બરાબર હમ હમ બરાબર છે સાચી વાત બસ બીજું ચાલે જાય નાં ના હમણાં તો એવો વિચારવું નહી હા બરાબર

બરાબર બરાબર છે સાચી વાત છે એમના થી હું પણ ઘણું એવું શીખ્યો છુ મી તમને પણ all the best આગળ જીવન માટે બૌ સારું લાગ્યું તમારી સાથે વાત કરીને હું પણ તમારું કીધે લુ યાદ રાખે ક આવજો આજે હું તમને યુ પીન વિષય જનાવીસ નોર્વે ના સેન્ટ નીકાર્સ્ર માં સાત મીટર ઉચી પછી ગેટ ગીરી ના સ્માર્ટ તરીકે છે ઉચે તરફ ધ્યાન ખીચે ફેરવી અને વજન પણ છ સૌ બે કીલોગ્ર્મ છે ગીનીશ બૂક માં રેકોર્ડ દર્જ થાય એ બનાવી માં આવી નથી આ ઉપીન નું હા નોર્વે માટે ની ટીમ એતિહાસિક મહત્વ છે ફક્ત ઉપીન નું મહત્વ છે એવું નથી નોર્વે ના સફળ દીજીત કી ચેન લોકેટ દરવાજા ના હેન્ડલ ચકલી પણ અને સાર્વજનિક બગીચાઓ માં ફૂલો ની ક્યારીઓ વગેરે તોઈ બધી રચનાઓ નું ઉપી ની જેવો હોય છે કેહ્વયે છે કે નોર્વે માં ક્યાંક ના ક્યાંક ઉપીન આકાર ની વસ્તુ sign board કે ઉપીન નું design નજર ચડ્યા વગર દિવસ માં વિતાવો શક્ય નથી બે પાંચ કાગડો ને જોડી રાખવા માટે સામાન્ય તો office stationary ની તરીકે તમને અને માત્ર સામાન્ય વળેલા ચા ની બનેલી વસ્તુ નો નોર્વે ના આટલો મહિન હોવા તો એ છે કે માપ ના દાદીના symbolic ચરખા જોડે તેને હા સત્યાગર્હ ના નાતે સમજ છે બધું ગાંઠ સંબંધ છે કેમ કે ગુલામ ભારત ના શાશન કરતા પણ વધુ ને જહાલી ને નાજી હુકુમત સામે પારદિનો

આ સંતા નું પ્રતિક જર્મન હુકુમતિઆઓ એ ગાંધી ગીરી ની રાયે લડત આપી નોર્વે ના પ્રજા જનો ને ઉપીન એ રાષ્ટ્રવાદ નું પ્રતિક ગણાયું ખાસ કારણ વળી એ કે વ્યકો માણ્યે તો માણ્યે તો અનુસાર તો ઈ જોવાનું આદર ન મેં ઓળખાતો લો નોર્વે જ્યાં ઉપીન નો સૌદો કરતો કઈ નહી તો નોર્વે ના લોકો ઉપીન ને રાષ્ય્રીયધ્વજ લખાવતા હતા બીજા વિસ્વ યુદ્ધ દરમિયાન ઉપીન એતિહાસિક આ મહત્વ આસ્છ્ત કરીતે આ જરા આચરણ ની લાગણી જન્માવે તેવો યોગન નું યોગ્ય હતો એક તરફ નાજી જેની પાસે વિમાનો માજનો રન્જદીયો અને ટોપ machine gun હતા જયારે સમા પક્ષે નોર્વે ની આ સંજ્ઞા પાસે એક માત્ર શસ્ત્ર ઉપીન હતું ઘટના કર્મ નીચે પ્રમાણે બન્યો હિટલરે એશી વર્ષ પેહલા સેપ્ત્મ્બેર ઓઘ્નીશ સૌ ઓગન ચાલીસ માં બીજા વિસ્વ યુદ્ધ નો કોલેજ ને જીતી લીધા બાદ થોડાક વખત માં ઉરોપ માં જ ઉરોપ ના આઠ દેશો નાજી કબ્જા નીચે આવી જવાના હતા હિટલર ને બધું દસ હતો છતાં એને પેહલી તરફ પોલેન્ડ તરફ જેટલા માટે

અગામી લક્ષ્યે નથુ સમુદ્ર પાનું એટલે હ્મથી ના બે પર્વ છે બે માપ નો અને નોર્વે નો આવી બન્યું દરિયે માર્ગે ચડાઈ કરવા મા અને સામે પાર સુધી પહુચવા મા lainching તરીકે સેન્ય લાંબો સાગર ગાઠવો જોયીયે કિનારો હસ્ત ત્પ્થાય તે પછી જર્મન ના પરદાન સમુદ્ર પર વ્ર્ચવ્સ સ્થાપીયું તે

કેમ કે તે દેશ નો ચાવી છત્રીસ કિલોમીટર લાંબો દરિયા કાંઠો ઉત્તર સમુદ્ર એન તા એવું માં અપાયો પણ તો હોવા ના લીધે સામી તરફ ના બ્રિટેન સુધી પોહોચવું આપવા સુજ્ઞ બને સહસ્ત્ર સર્જ્મ બનાવા મા ખાતર જરૂરી પણ બેરો તો ક્યાય કરી સકાય છે તે બીજો લાભ હતો વિસ્વ યુદ્ધ મા સ્વેડેન સતત રેહવાની એ બત્રી જાહેરાત કરી ચૂકેલું જેથી વિશ્વ વ્યાપાર ના તેનું વલા એ પ્રકાર નું કે જણાવે વિશ્વ માંથી નીકળ્યું જ નથી આમ તો નોર્વે પણ સતત તા જાહેર કરેલી પણ તેમનું addresses પણ તે હોવાના લીધે મગ મગ ના અડગ ની જેમ ડરવા મહિના દ્સ્વી લખાયું હતું અપ્રિલ નવ ઓઘ્નીશ સૌ ચાલીસ ના દિવસે નારજી જર્મની એ સેન્ય એ છ

ભોગોલીક કર રીતે નોર્વે ની પહેલા લાગે ચડી ગયેલા ડેન્માર્ક ને પણ નાજી જોયા જ કરે બુલ્દોસ કરી નાખ્યું ઈતિહાસ ના ગણાવતા વોન મા ખુબ સમય

મરો નેના બનેલી ઉપીન જેટલી દેખાય છે તેટલી સુધા સધી સાધી વસ્તુ હોય તો સંસોધકો daily સાસુ decision સૌ ના અલ્સ માં ધાતુ મા બનવાનું શરુ થયા પહચી તરત કરી નાખવી હોતો પણ સોધનો અવસત છેકો અઠાર સૌ નવ્વાણું માં ફ્ક્ય અને તેની ટ્રેન અમેરિકા મા નોંધાઈ વર્ષતો ઓઘ્નીસાહ સૌ એક નું હતું એ પેહલા જેવી સાદી ક્રેન વપરાતી હતી જેને પાંચ સાથ કાગળ ની ફકીર મા અને પછી જયારે એક કાજ જરૂરી કાગજ જુદું કરવાનું હોય ત્યારેં પીન કાઢી ને બાકી ના ગદાડો મા પીન ફરી ઓરન્વ્ન ભાગ આ સમય હલ કરી દેતા ઉપીન સ્વ નો પ્રભાત નો ટુકડો લાંબો સમયે અરસી ને છેક ઓઘ્નીશ્વી સદી ના તે કેમ બોલ્યો કારણ કે ઉધર કાણે સંખ્યા કાગળ ને આકાત્રિત રાખવી વેલા કલી બનવા મા અનેક સમયે વીતી કારણ ન ભાવ પાર્થિક ની દેખી થી એ રીતે જ action વાડી હોય માટે ઉપર ઉપરી ઘણી વાર માં ઉપયોગ કરી જયારે હીજ કપાતો હોય એ ગુણ ધર્મ સહીત ટુંક મા એને જ જોયીયે ભોતિક એવી રોબા ટુંક માં પેહલા એટલી જે લંબાઈ છે અને લાગયેલો તો spring bomb ની લાંબી થાય છે ત્યાર પછી ચૌક્કસ limit આવે છે જેની ઓમ્બી જતી spring મ ખબર તો spring aciton વાળી કલી મા હજ સ્થતિ સપ્ક્તા નું ગુણ ધર્મ રેહતો નથી લેશ ચીકણી લાંબુ થાય છે આનો મતલબ એ કે ફ્લીપ નો ઉપયોગ માં લેતી વખતે તેના પર સાદું બળ વાપરું પડે છે તેથી ટાળવી જો અને જેવા બળે કામ થાય તે જરૂરી છે કાગડો ને થતી પણ હરાવેલી કલીપ આપો આપ નીકળી આવે તે પછી કાળથી વખતે કાગળ ફાટી જાય અને જહાલો આ દરસ રચના માટે અવાશક ગણાતો વધુ એક office માં એક એકત્રિત રાખવા તેમની મા બે વખત તાજ ની ગોવ્ય બચી ઉચી આવત જથા નો problem ને paper કલીપ પછી હલ થયો થવો જોઇએ એને માટે કો કલીપ પોતે હોય છે જરૂરી છે સૌ થી અગત્ય ની બાબત તો એ કે કલીપ ની રચના ગાર ખાના ઓં તેનું જથા વાનું ઉત્પાદન કરવા માટે હોયી જોયીયે કારીગરો ને હાથ વડે અતિ થાય તો એવી કલીપ business ક્ષેત્રે કદી શોધ્યા ને વ્યપાર વપરાસ લીધા પર product ના બને માંડત દસ એક સેનટી મીટર ના લાંબા ટુકડા ને શોધવા છે ખેડવા માટે આજની ઉપીન ને જોતા પ્રથમ નજરે સરળ જણાવતું કાર્ય ઓગણીસમી સદી ના સાંસદો મા માટે પણ એટલે જ કઠીન બન્યું સ્ટીલ ના machine made wire અઠાર સૌ પચાસ પછી તે ગેજ મા મતા થયા હતા પણ ઉપર જણાવેલી બધી સરતો પાલન માટે આકાસો આપું તે પ્રશ્ન હતો પરિણામે ખાતરા નું પ્રમાણ સહેજે ઉચું રહ્યું ઉઘ્નીશ એ સદી ના ઉતરાધ માં અમેરિકા ની પેન્ટ office વિવિધ રચાનોં વાડી લગ ભગ બસ્સો પચાસ paper કલીપ માટે તેના શોધકો એ પેનટેન્ટ હ્ફો વિવધતા નું કારણ એ કે અમુક રીતે બેન્ડ કરાયેલા wire ની design માટે જેના લેગભગે પેન્ટ આ નોન્ધાવિયા પછી બીજા શોધકો એ વિચારી કાતો પડતો હતો કલીપ ની વીસ વર્ષ સુધ નકલ કરી સકાય સકતી ન હતી કોઈ કલીપ બજાર માં ન ચાલી અમુક તો patent થયા પહચી બજાર સુધી પહુચી ભી નહી સ્ટીલ ના દસ સેન્તીમીટર લાંબા wire ને ફક્ત યોગ્ય રીતે વળવાનું સવાલ હતો વિમાન મોટર કાર રેડીઓ જેટ એન્જીન રોકેટ સબમરીન વગેરે high tech આવીશ્કારો ની સખામની એ તો એમાં challenge એવું કશું ન હતું આમ છતાં આદર્શ રચના માટે જરૂરી એવા બધા ગુણ ધરાવતી પચાસ વર્ષ સુધી ન બની અને અઠાર સૌ નવ્વાણું મા આપને બની ત્યાર office કાર્ય ના ક્ષેત્રે લાંબા દહાડા નો બહુ મોટો પ્રશ્ન હલ થવો થવા સાથે બીજો પ્રશ્ન હોય એ પેહલા સહયોગ પેહલી વખત એ પેપર કલીપ બનાવના શોધક કોણ આ સફળ પેપર કલીપ આપને ત્યાં વધુ જાણીતા નામ નું હોય મુજબ યુપી નથી ના ચાર ઇંચ લાંબા તાર ને અંગ્રેજી યુ આકાર ના ત્રણ મરોડ આપી દઉં શોધક અઠાર સૌ નવ્વાણું પ્રથમ યુપીન એ તૈયાર કરી એ જ વર્ષ અમેરિકા મા ના આ ઘટના બની હતી હલો ભાઈ ગોવીંદ, કેમ છે મજામાં? બસ ભાઈ મજામાં. તમે શુ કે, તારે કેવુ ચાલે બસ ભાઈ, હું પણ શાંતી થી હાલુ. મારે પણ શાંતી ચાલે છે યાર. જલસા છે.

કે અવકાશ ક્ષેત્ર વિશે મારે લખવાનુ છે તો તુ કઈ મદદ કરી શકે આમા. તુ કઈ જાણે છે અવકાશ ક્ષેત્રવીશે અચ્છા, સ્પેસ ટેક્નોલોજી વિશે. સ્પેસ ટેક્નોલોજી કહો કે, અવકાશ વિજ્ઞાન કહો. બધુ એક જ છે. અને તને ખબર છે કે મને નાનપણથી જ ટેક્નોલોજી વિશે જાણવાનો ખુબ જ શોખ છે. ને મને ખબર છે કે તને પણ ઈન્ટરેસ્ટ છે. તો આપણે બંને ભેગા કરીને આ પ્રોજેક્ટ કરી શકીએ. હા વાત સાચી છે. હું તને નાસા ઈસરો જાપાનની સ્પેસ એજન્સી વીશે અથવા રશીયાની જે સ્પેસ એજન્સી છે પછી ઈન્ડિયાની જે છે એ. એના વીશે જાણકારી આપી શકુ છુ. તુ પછી ખાલી મને પર્ટીક્યુલર ટોપીક કે કે મારે આના વીશે જાણવુ છે. તો હું તને એના વીશે બધુ કહી શકુ છુ. એમ તો કોઈ ટોપીક નથી ભઈ પણ જો તને ખબર છે કે વર્ષો પહેલા કેવુ હતુ કે માણસ વીચારતો હતો કે અવકાશમાં કેવી રીતે જવુ, અને એપોલો મિશન જે થયુ. અમેરીકા દ્રારા, આઈમીન રશીયા દ્રારા થયુ હશે. મને ફિક્સ ખબર નથી. પણ એના દ્રારા માણસે ચંદ્ર પર સૌપ્રથમ પગ મુક્યો. નિલ આમસ્ટ્રોંગ હતા. એના પછી એટલે કે જવુ હોય તો લોકો એવુ વિચારતા હતા કે એસ્ટ્રોનટ જ જઈ શકે. પણ અત્યારે જે ટેક્નોલોજી છે જેમ કે એલોન મસ્ક જે છે એ જેમને સ્પેસ એક્સ નામની કંપની બનાવી.

ક્લીયર કરી ચુકી છે. તુ કઈ જાણે છે આના વિશે? હા હા મને ખબર છે. એલન મસ્કે યાર ખુબ ટીકીટો બહાર પાડી છે. અને મોટા મોટા અમીર લોકોએ તે ટીકીટો ખરીદી છે. જેમાથી બધા માણસોને અહિંયાથી મતલબ કે જે જનરલ માણસો છે અહિંયા એસ્ટ્રોનટ નહી મતલબ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 હા તો તે સાચુ વાંચ્યુ છે. અને અવકાશ યાર કેટલુ રહસ્યમય છે. જેમકે આપણુ ગ્રહ પૃથ્વી જે છે એના પર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. હવા છે, પાણી છે. બધુ જ છે. એટલે કે એક જીવનની સફળતા પુર્વક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 જીવન વીકાસવી શકાય. અને એના માટે પ્રયાસો હાથ ધરવામાં જ આવે છે વારંવાર. અને લગભગ મોસ્ટ ઓફ કન્ટ્રીસ છે જે ડેવલપીંગ છે ડેવલપ છે. તે પોતાના બધા બજેટમાં ફાળો આપે છે. હવે તુ કોમર્સનો વિદ્યાર્થી છે તો તને ખબર છે ને કે કેટલુ બજેટ ફાળવવામાં આવે છે વિજ્ઞાન ક્ષેત્રે.

બીજુ તો બીજુ અલગ અલગ દેશોનુ અલગ અલગ જે પ્રમાણેનુ બજેટ રે છે. એ પ્રમાણે જો ધારો કે, અમેરીકા છે તો અમેરીકા અને રશીયા એવા દેશો છે કે જે સ્પેસ સ્પેસ ટેક્નોલોજી પાછળ બહોત બઉ જ વધારે ખર્ચો કરે છે. હા તો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

જ્યારે ઈન્ડિયાએ સફળતા પુર્વક કામ કર્યુ ત્યારે આજુબાજુના જે વિશ્વના દેશો છે તેમને પોતાના સેટેલાઈટ જે આપણે ઉપગ્રહ કઈ શકીએ તે ભારત દ્રારા છોડાવવા માટે આગ્રહ કર્યો.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

આર્મીની ઈન્ફર્મેશન છે, આર્મીની જે પોઝીશન અને ઈન્ફર્મેશન એ બધુ જાણી શકાય છે. અને દેશની ભૌગોલીક વિસ્તાર પર શું થઈ રહ્યુ છે. અલગ અલગ વિસ્તારમાં શુ થઈ રહ્યુ છે. એ બધુ જે આ સેટેલાઈટ જે છે એના દ્રારા જાણી શકાય છે.

જેમ અન્ય મોટા ગ્રહો કરે છે એમ ઉપગ્રહ પણ પરિક્રમા કરે છે. અને એ દરેક અપડેટ આપે છે. હમણા એવી રીતે ટેલીસ્કોપ પણ બનાવવામાં આવ્યા છે. કે જે બ્રહ્માંડમાં જે રહસ્યો છુપાયેલા છે. કોઈ ગ્રહોના. તેમ તેના ફોટા કેપ્ચર કરીને, સંશોધનો કરીને આપણને મોકલે છે. હમણા થોડા સમય પહેલા હર્બલ ટેલીસ્કોપ નામનુ જે ટેલીસ્કોપ છે. જે વિશ્વનુ સૌથી મોટુ ટેલીસ્કોપ છે. તેને ફોટા મોકલવાની શરૂઆત કરી. અને બ્રહ્માંડના ઘણા રહસ્યો સોલ્વ કરવામાં આવ્યા. સ્પેસ એજન્સી નાસા દ્રારા. તો આ રીતે તો સ્પેસમાં તો બઉ જ કામ થઈ રયુ છે. પણ એક એની ઘોસ્ટ બેક સાઈડ એવી છે કે જે એના ગેરફાયદા બતાવે છે જ્યારે આ બધા ટેલીસ્કોપ ઉપગ્રહો જ્યારે તુટે છે તો તેનો જે કચરો હોય છે એ સ્પેસમાં ફરતો રહે છે. અને જો બીજા ઉપગ્રહ મોકલવામાં આવે અને એનાથી જો સ્પેસમાં અથડાય તો એ ઉપગ્રહો જે બનાયેલા છે તેને ખુબ જ નુકસાન પહોંચે છે અને એનાથી એના કારણે લાખો ડોલરનુ નુકસાન થાય છે. આ બાબત વિશે તું કઈ જાણે છે. હા એ વાત સાચી છે કે જે ઉપગ્રહો ખરાબ થઈ જાય છે. જે ઉપગ્રહો બગડી જાય છે. અથવા કઈ કારણસર ઘર્ષણના કારણે તુટી જાય છે. તો તેને કચરો છે ને એ અવકાશમાં શુન્યઅવકાશમાં ફરતો રહે છે. અને એના કારણે યાર જે બીજા નવા જે ગ્રહો મોકલવામાં આવે છે એના અડફેટમાં આવે છે અને પછી એને નુકસાન અથવા ડેમેજ થાય છે. તો એમાં યાર મને એવુ લાગે છે કે જે એજન્સીઓ જે છે એમને એવા પણ અમુક ઉપગ્રહો બનાવવા જોઈએ જે બીજુ કઈ નઈ પણ આ કચરો સાફ કરવાનુ આ કચરો પોતાની અંદર ઓબઝવ કરવાનુ કામ કરી શકે અને પોતાની રીતે મતલબ કે એ સાફ-સફાઈનુ જે જે જો આવા કચરાનુ સાફસફાઈ થશે તો એ કચરો પૃથ્વી પર પાછો લાવીને પણ એનો યુઝ કરી શકાશે. બીકોઝ આ રયો કચરો જે છે કૃત્રિમ ઉપગ્રહો નો જે કચરો છે કે જે મતલબ ખરાબ થઈ ગયેલા ઉપગ્રહો છે અને જો કદાચ એવી ટેક્નોલોજીના કારણે એવી નવી ટેક્નોલોજી બનાવવામાં આવે કે જેના કારણે પાછા લાવી શકાય. તો તો ઘણો નફો મેળવી શકાય. કારણ કે યાર ત્યાનો કચરો પણ એટલો મોંઘો હોય છે કે, બીજુ કે ભલે બીજુ કે એનાથી ઘણી બધી વસ્તુ બનાવી શકો છે. કારણ કે જો ઉપગ્રહોના પેલી વાત કે જો ઉપગ્રહોના પડ જે હોય છે એ પ્લેટીનાના બનાવામાં આવે છે. હવે એનો કચરો પણ કદાચ પાછો લેવામાં આવે તો બઉ મોટો ફાયદો થાય એમ છે. જે દેશ પણ આવુ આવી ટેક્નોલોજી વિકસાવશે. અને આવો કચરો પાછો લાવવામાં મદદ કરશે તો એને સૌથી પહેલા બઉ મોટો ફાયદો થશે. તો મને એવુ લાગે છે કે, નાસા ઈસરો અને જાપાનની બીજી જાપાનની રશીયાની બીજી સ્પેસ એજન્સી ઓ એ આવો કોઈ ઉપગ્રહ બનાવવો જોઈએ. જે આવા બધા કચરાનો સાફ સફાઈ અનેનિકાલ કરી શકે. હા એ તો છે. ઉપગ્રહને બનાવવાની જરૂર ના પડે. હમણા મેં એક લેખમાં વાંચ્યુ હતુ. એમાં શું હતુ ખબર છે કે, આ જે જાપાન જે દેશ છે અને બીજો કોઈ દેશ છે જે કો-ઓર્ડીનેટ રીતે કામ કરે છે. એમને એવી ટેક્નોલોજી વીકસાવી છે કે જે સ્પેસના કચરાને નિયંત્રીત કરી શકે એનુ સફાઈ અભિયાન હાથ ધર્યુ છે. તો એ તો બઉ સારુ કર્યુ છે. પણ એના સાથે સાથે આપણે જો જાણીએને સ્પેસ ટેક્નોલોજીમાં તો રોકેટ. તો રીયુઝેબલ રોકેટ. પેલા શું હતુ કે રોકેટ જાય. પછી રોકેટ કંઈ કામનુ નતુ. પણ હવે જે બેઝોસને એવી બધી કંપનીઓ છે ને શું કરી રહી છે કે રીયુઝેબલ રોકેટ બનાવે છે કે જ્યાં રોકેટ જતુ રહે પછી તેને સંગ્રહમાં લાવવામાં આવે પછી તેને રીયુઝ કરીને ફરીથી તેને રોકેટને મોકલવામાં આવે. તો રોકેટ ટેક્નોલોજી પણ ખુબ આગળ વધી રહી છે. જેમાં ઈંધણ વાપરવામાં આવે છે. તેમાં પણ બઉ ફેરફાર આવી ચુક્યા છે. એલન મસ્કનુ તો એવુ મિશન છે કે આવતા બે હજાર ત્રીસ સુધીમાં માણસે મંગળ પર રહેવાના રહેવા લાયક બનાવી શકાય. આવતા ત્રીસ કે પચાસ વર્ષમાં માણસ મંગળ પર રહેતો થઈ જશે. અને એમનેએમ પ્રદુષણ પણ થઈ રહ્યુ છે ધરતી ઉપર તો દિશામાં નક્કર પગલાતો લેવા જ રહ્યા. તો અમ પણ અમે એમ વિચારી રહ્યા છે કે આ બધાનો એક પીડીએફ બનાવીએ. અને પછી એને પ્રોજેક્ટ રીતે કોઈ મોડલ બનાવીએ. તો એનાથી શું થશે કે અમને અમારા સાયન્સવાળાનો પણ ફાયદો થશે.

હા યાર, મને પણ લાગે છે કે સ્પેસ ટેક્નોલોજી તો આગળ વધી રહી છે. પણ બીજી મતલબ કે બીજી જે ટેક્નોલોજી છે અલગ અલગ. જે મતલબ કે આ પ્રદુષણ રિડ્યુસ કરે છે. અથવા તો. માનો કે બીજી ઘણી એવી ટેક્નોલોજી છે જે આપણને માનવ જીવનમાં ઉપયોગી છે. સ્પેસ ટેક્નોલોજી તો આપણા માટે ઉપયોગી છે જ. પણ બીજી બી ઘણી ટેક્નોલોજી ઉપયોગી છે એના પર પણ સરકારે ધ્યાન આપવુ જોઈએ. અને એના પર એના વિશે પણ ચર્ચા કરવી જોઈએ. જેવી રીતે ભારત સ્પેસ ટેક્નોલોજીમાં આગળ વધી રહ્યુ છે એવી જ રીતે બીજી ટેક્નોલોજીના બીજા ક્ષેત્રે પણ ભારતે આગળ વધવુ જોઈએ. કારણ કે યાર બધી રીતે આગળ વધીએ ત્યારે ભારત એક વિકાસશીલ દેશમાથી વિકસીત દેશ થઈ શકશે. શું કહેવુ આમાં તમારુ? હા એ વાત સાથે સહેમત છુ. અને જો ઈન્ડિયન સ્પેસ ઓર્ગેનાઈઝેશન કે જેને ઈસરો કહેવામાં આવે છે. કે જેની પાસે આજે ખુબ જ સારા વૈજ્ઞાનીકો છે આપણા ભારત પાસે ટેલેન્ટ પણ છે. હવે એમને એક મિશન બનાવ્યુ તુ. મિશન મુન.

અને ભારતને બઉ જ નુકસાન થયુ. તો હવે એ ચંદ્રયાન ટુની પ્રોસેસ કહેવાય કે પોતાની ભુલોથી શીખી રહ્યા છે. તો હું એ વિચારુ છુ કે જે અનસક્સેસ મિશન જે છે એના પર પણ પ્રોજેક્ટ બનાવી શકુ છુ. પણ તો હવે જે મિશન માર્સમાં જે રોવર ગયુ તુ. રોવર એટલે એવુ હોય છે કે એક રોબોટ હોય છે કે જેમની માટીના સેમ્પલ્સ લે છે પછી ત્યા શું થઈ રહ્યુ છે તે વેધર કે વાતાવરણની માહીતી આપે છે. તો એમા તેમને સફળતા એ મળી કે તેમને એ જોયુ કે ત્યાં વર્ષો પહેલા પાણી વહેતુ હતુ મંગળ ગ્રહ પર. એને એમને ત્યાં કોઈક બરફ પણ જોવા મળ્યુ. તો તેના પછી તેમને નક્કી કર્યુ કે અહિં પણ માનવ જીવન વીકસાવી શકાય છે. એ જ રીતે બીજા બીજા ગ્રહો પર પણ દૂનિયાના લોકો અને વૈજ્ઞાનીકો સંશોધન હાથ ધરી રહ્યા છે તો અર સૌથી મહત્વની અર હતો એ સુર્ય છે. સુ્ર્ય કઈ રીતે એનર્જી બનાવે છે. અને એના દ્રારા વૈજ્ઞાનીકો ન્યુક્લિયર એનર્જી ન્યુક્લિયર વેપન પણ બનાવે છે. હા યાર મને ખબર છે. પેલા તો શું હુ એ વિચારતો હતો કે સુર્યના લાખો કિલોમીટર દુર હોઉ ને તો પણ એ બાળી નાખે પણ વચમાં નાસાએ એક રિપોર્ટ આપ્યો ત્યારે એમા એમને એમ કીધુ કે સુર્યના સૌથી નજીક એક એક મતલબ કે યાન મોક્લયુ હતુ. અને સુર્યના સૌથી નજીક જઈને આવ્યુ હતુ. આજ સુધી એટલુ નજીક સુર્યના કઈ જ ગયુ નથી. અને ત્યાંથી છે ને ફોટોગ્રાફસ વગેરા ફોટોગ્રાફ પણ શેર કર્યા હતા. અને તમે વાત કરીને કે રોવરની. હા તો રોવર વિશે પણ મને મેં વાંચ્યુ હતુ કે જે રોવરના જે ફોટોગ્રાફ્સ મોકલ્યા હતા ને જેમાં નદી વહેતી હોય અને પછી સુકાઈ ગઈ હોય તો પછી કેવુ વહાવણુ એક આકાર બની જાય છે. તે તે રીતના આકાર હતા. એના પરથી આમને વૈજ્ઞાનીકો એવુ નક્કી કર્યુ કે અહિંયા વર્ષો પહેલા પાણી વહેતુ હશે. અને પછી કીધુ ને સુકો બરફ. હા તો એ પણ વાત સમીર મેં વાંચી હતી. કે જેમાં સુકો બરફ ને પાણીના વહાણના જે જે આકારો મળી આવ્યા એના પરથી નક્કી કરી શકાય કે વર્ષો પહેલા પાણી હતુ. અને હાલ સંશોધન વૈજ્ઞાનીકો પણ સંશોધન કરી ચુક્યા છે કરી રહ્યા છે કે ફરી કઈ રીતે એવા ગ્રહ શોધી શકાય કે જેમાં પાણી હોય અને મંગળ પર ફરીથી પાણી લાવી શકાય. શોધી શકાય એવા પ્રયત્નો હાથ ધરી રહ્યા છે. એ જ છે અને અર બઉ બધા ગ્રહો મળ્યા છે તેમને કે જ્યા પૃથ્વી જેવુ જીવન છે. પૃથ્વી જેવુ વાતાવરણ છે. પણ તે આપણા અહિંથી બઉ જ દુર છે. અને ત્યાં પહોંચવુ અત્યારની, ટેક્નોલોજી એટલી કેપેબલ નથી કે ત્યાં લાખો કરોડો કીલોમિટરનુ અંતર કાપી શકાય એટલુ ઈંધણ બનાવી શકાય. તો એ દિશામાં પણ કામ કરી રહ્યા છે. ઘણા બાળવૈજ્ઞાનીકો હોય કે અમુક માણસો હોય છે જેમને બ્રહમાંડમાં શોખ હોય છે તો પોતાની ક્યુરીયોસીટીના કારણે તે પણ ઘણા સોલ્યુશન પેદા કરે છે. તામીલનાડુમાં એક છોકરો હતો જેને પોતાના સજેશન આપ્યા અને ઈસરોને એનાથી બઉ ફાયદાકારક થયા. તો ઈસરોની આ નેક્સટ મન્થમાં એક્ઝામ આવે છે જો આપણે પણ કરીયર બનાવવા માગંતા હોય ને

કે તમને સિદ્ધાંતોની જાણકારી મળે છે. તમને એ દિશામાં તમને કેપેબીલીટી પણ મળે છે. તો મારુ તો એમ માનવુ છે કે જેમ જેમ દુનિયા આગળ વધી રહી છે એમ એમ સ્પેસ ટેક્નોલોજી. અને અત્યારે તો એવુ થઈ રહ્યુ છે કે સ્પેસમાથી કે જે રેર અર્ધતત્વો છે જેમ કે સોનુ, ચાંદી, પ્લેટીનમ આ અવકાશમાં બઉ જ વિપુલ માત્રામાં છે. તો વૈજ્ઞાનીકો એને ધરતી લાવવાના પણ પ્રયાસો કરી રહ્યા છે. જો આ સફળતા મળી ગઈને તો સોનુ કે મોંઘી ધાતુઓ જે છે એ સસ્તી થઈ જશે. હા યાર મને પણ એવુ લાગે છે કે આ જે ધાતુઓ છે એ ફરી રહી છે. અર બીજા એવા ઘણા ગ્રહો છે જ્યાં અહિંયા જે રેર પ્રમાણમાં ધાતુઓ મળતી હોય એ બીજા ગ્રહો પર અથવા બીજી જગ્યા પર એ એકદમ મતલબ કે વિપુલ પ્રમાણમાં મળી આવે છે. તો યાર મને એવુ લાગે છે કે આ બધુ કદાચ એ વસ્તુ એ ધાતુઓ હોય ને તો અર્થ પર લાવવી આસાન થઈ જાય તો, તો મને એવુ લાગે છે કે જે તમે કીધુ ને કે મોંધા મોંધા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 પણ હવે એમ કઉ છુ કે કાલે મળીએ ત્યારે શાંતી થી વીચારીશુ. અત્યારે મારે પ્રોજેક્ટનુ કામ છે તો ચલો મળીએ હમણા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 આપણે ધોરણ નવ Second language એટલે કે દ્વિતીય ભાષા એનો પાઠ નવમો પારખું ગણીશું અને જો હજી સુધી તમે આ channel ને like share અને subscribe ના કરી હોય તો કરી લેજો. જેથી કરીને તમને આવા videos ની માહિતી મળતી રહે તો આગળ વધીએ જંતી દલાલી લખેલું આ સરસ મજાનું પાઠ છે કે જેમનો જન્મ છે એ અઢાર અગિયાર ઓગણીસો ને નવ અને અવસાન છે એ ચોવીસ આઠ ઓગ્નીસોને સિત્તેર માં થયેલો જયંતીભાઈ ગેલાભાઈ દલાલ નું વતન અમદાવાદ હતું. તેઓએ વાર્તા નાટ્યકાર નવલકથાકાર અને અનુવાદક તરીકે જાણીતા હતા. જૌનિકા પ્રવેશ બીજો પ્રવેશ ત્રીજો એ એમના પ્રયોગશ્રીના એકાંકીના સંદર્ભો છે રંગ ધોરણ બાર નાટકોનો સંગ્રહ છે ઉતવા યોજવા કથરોટમાં ગંગા મુકમ કરોતિ આ ઘર પેલે ઘર અળખી પડખે યુધિષ્ઠિર એ તેમના નોંધપાત્ર વાર્તા સંગ્રહ છે ભીમો અને વિભા તથા પાદરના એમની પ્રગતિશીલ નવલકથાઓ છે એમને જગવિખ્યાત નવલકથાઓના ઉત્તમ અનુવાદ કર્યા છે એટલે કે બહુ સરસ મજાની જે popular હોય નવલકથા એનું અનુવાદ પણ એમણે કરેલા છે. આ સરસ મજાની એકાંકી છે અને અહીંયા જે છે એ રમુજી વાળી એકાંકી છે કહેવાય ને કે comedy પહેલાના સમયમાં અત્યારની જે કપિલ શર્મા comedy શો એવું કંઈ આવતું ન હતું. એણે જે હતું એ મતલબ કહેવાય ને કે આવી નવલકથા એકાંકીઓ આવી વાર્તાઓ એના દ્વારા જ આપણને છે એ રમુજી પ્રસંગો માણવા મળતા અને એવી સરસ મજાની એકાંકી કે જેની અંદર અહીંયા શું છે particular આ પાઠ ની અંદર તો કે બેકાર doctor ની બળાસ ઘેર સમાજ અને ગફલતને કારણે ઉભા થતા રમુજી પ્રસંગોની રજૂઆત કરવામાં આવી છે સાદા પર જબરા સંવાદો અને પ્રસંગોની ચતુરાઈ ભરી ગોઠવણ આ કૃતિને છેલ્લે સુધી આ સ્વાદ રાખે છે એકાંકીમાં લેખકે બેચોટ સિદ્ધ કરી છે.

એટલે સરસ મજાનું આ નાટક જો આમ રજૂ કર્યું હોય તો બહુ મજા આવે એ time એ બહુ સરસ છે આ પાઠ અંદર જે છે એ doctor પિયુષ અનિરુદ્ધ મનમોહનદાસ અને નવું અમ નવરત્ન મણિયાઓ કોણ છે આ ચાર સરસ મજાના પાત્રો છે એમાં શું છે કે કમલ છે. doctor પિયુષ છે dentist છે અનિરુદ્ધ એનો best friend છે અને મનમોહન લાલ અને નરરત્ન મણી આવો એ એના રત્ન મણીરાજ જે છે એ એના એના I think સસરા છે કોના તો એટલે એને કે અમ એક છોકરી ગમતી હોય છે એના પપ્પા જે છે એ અને આ મનમાં મોહનદાસ છે એ એના inspection માટે આવેલા સર હોય છે મતલબ તો મતલબ સરતાજ collector હોય છે તો એ એને એવું હોય

માં જોવો હું તમને કહું ને તો પહેલા તો એ dentist હોય ને એને એક છોકરી ગમતી હોય અને છોકરીના પપ્પા છે એને પારખું કરવા માટે આવવાના જોવા માટે આવવાના હોય છે શું છે શું નહીં dentist તો છે એની કહેવાય ને કે દવાખાને જેવું ચાલે છે તેવું નહીં અને એ બીજો માણસ આવી જાય સૌથી પહેલા અને એને હું સમજી લઈ ગયો છું અને આ સમજી લીધા છે એના એટલે મોટી મોટી બડા કે અને એની પછી ખબર પડે છે કે આ તો wrong number છે છે ને અને પછી જ્યારે real માં નવ રત્ન નર રત્ન મણીરાજ આવે ત્યારે અને એવું થાય કે અચ્છા એની સાથે એવું એને ખબર ન હોય કે આ છોકરીના પપ્પા એટલે મતલબ ટૂંકમાં ઓલું હેરાફેરી અને અગડમ બગડમ મતલબ એ type નું આખું નાટકમાં બહુ સરસ મજાની રજૂઆત કરી છે. જેમ કે અહીંયા સ્થળ છે એ દવાખાનુ અને સમય તો કે સવારના દસ doctor હમણાં જ visit આવ્યો અનુરોધ કહે હવે રાખને ભાઈ doctor કહે અનિરુદ્ધ અનિરુદ્ધ કરીશું છે? તમે આમને આમ doctor કહે છે અનિરુદ્ધ અધ વચ્ચેથી અટકાવીને પણ તમે શેનું રહીને મરે છે તમે તમે શું કામ એમ કરે છે એમ doctor કહે

અને એની અહીંયા વાત છે તો doctor કહે I mean my compounder સાથે અચ્છા પેલા નોકરને પણ ગણાવને મહિને આઠ આના તે બધું પીડે પાને એટલે કે એને પૈસા પણ આપે છે આઠ આના જેટલા કે પછી એમ પી એ પાને એટલે કે મતલબ બધું બાકી છે doctor કહે છે I don't know how to teach you dog એમ કે તેને કેવી રીતે બોલવું એ મારે શીખવાડવું પડશે. અનિરુધ કહે પહેલા જાતે શીખને doctor કહે એટલે તારે કહેવું શું છે અનિરુદ્ધ કહે કે હું એમ કહું છું કે આપ કદાચ કામ વિનાના અહીંયા બેઠા હતા એવી નક્કર વસ્તુ સ્થિતિથી મને વાકેફ કરવાની સભ્યતા આપે શીખી લેવી doctor કહેવાનું મોટા ચોથા મોંમાં ઘાલે છે એટલે મતલબ જે નવરાશ બેઠા હોય અનિરુદ્ધ જે હોય છે અને friend હોય છે doctor એમ કે છે કે કે ભાઈ તું નવરો જ બેઠો છે મને ખબર છે હવે કામ આવી હોશિયારી ના માર બંડાશો અનિરુદ્ધ કહે જો ભાઈ એમ દેખાય બળતી હોત તો પેલો છગન જોશી નો અવતાર ગણાત doctor કહે ભાઈ હવે તું ટૂંકું બતાવીશ કે કેમ થતી હોય ને તું તું મેં કે અભી બતાવને અનિરુદ્ધ કહે અરેબલા આદમી ઊલટો ઉપકાર માને કે માપ મારવાની મોહિત સાથે હું તને ઉઘાડું છું doctor કહે એટલે તું અહીં લડવા જ આવ્યો છે? અનિરુદ્ધ કહે અરે ભાઈ એટલે ક્યાં પાલે એટલે ક્યાં પહોંચવાનું લડવાનું જો આપણે બે લડીએ તો ચોક્કસ તું મને તમાચો મારે અને મારો આ હલકો હાથ પડી જાય મારે નવો નખાવું પડે તારે મફતમાં નાખી દેવો પડે. તું કમાતો હોય તો ઠીક પણ કારણ કે dentist છે ને એટલે તારે જ મને દાંત નખાવી નાખવો પડે અને તું કમાતો હોય તો ઠીક પણ તું બેકાર type નો doctor છે એટલું બધું હજી કોઈ અને patient એને આવતા નથી એટલે અહીંયા એને વાત કરેલી છે doctor કહે અંબા એટલે બરાબર એમ અનિરુદ્ધ કહે હું કંઈ ના જાણો doctor કહે કંટાળીને ત્યારે આપ જાણો છો શું અનિરુદ્ધ કહે અને હા યાદ બરાબર યાદ આવી doctor દોસ્ત doctor કહે અરે હવે તો તું નામ પાડે તો ઉપકાર અનિરુદ્ધ કહે પણ અલ્યા પિયુષ ના doctor નું નામ શું છે? doctor પિયુષ એમ doctor કરે nonsense doctor પિયુષ રાયજી કહો કે શું કહેવાનું પિયુષ નહીં પિયુષ રાજ્ય તો પાટીયા ઉપર લખવાનું બોલવાનું નહીં પણ doctor એમ એટલે એ ઓળખી જાય છે ચિડાઈ જાય છે.

તો દુઃખી ના દે તો મતલબ કે પછી મારી ઉપર ના કહેતો કે અચ્છા તે ન કીધું એમ એવી રીતે હા કેવું છે આ જબરજસ્ત એનો friend અને બંનેનું conversation કેવું છે એવી રીતે doctor કહે કે વાહ revolving chair માં પડખું ફેરવે છે અનિરુદ્ધ કહે સારું ઉભો થાય છે. doctor કહે આપજે અનિરુદ્ધ કહે શું કામ અપમાન કરવા પૂરતું તમારા ભલા માટે આવીએ ત્યારે તમે એમ કે છે કે તારા ભલા માટે હું તો આવ્યો હતો ને તું તો જોઈ ગઈ કે એમ કરે છે મારી હારે હમ doctor મલકાતા મલકાતા એમ બહુ મોડા થયા. અચ્છા આપણે ક્યાં પહોંચ્યા હતા યસ એટલે revolve chair માં પડખું ફેરવીને આવજો doctor કહે શું કામ કરવા એમ અપમાન કરવા કારણકે બંને વચ્ચે એવું conversation થાય કે ત્યારે બોલાતું બોલાચાલી થાય એટલે કહે છે કે હું નહિ આવું. doctor જરા doctor કહે કે જરા સભ્યતાથી બોલતા હોવ તો અનિરુદ્ધ કહી સભ્યતા પણ હું શું કહેતો હતો હા બરોબર યાદ આવ્યું. doctor ની પીઠ આપવી એમ ઓલા ની શાબાશ દોસ્ત congratulation doctor કહે બહુ મોડા થયા અનિરુદ્ધ કહે doctor દોસ્ત better late then never પણ ધીરજ ના ફળ મીઠા છે એ વાત તે સાબિત કરી હો લીલું જેવી છોકરી આકા નાતમાં તને ન મળે હા હા હા એટલે એને ગમે છે ને છોકરી કોણ તો ક્યાં નીલુ નાની છોકરી અને ગમતી હોય છે એટલે doctor આમ સંતોષના હસ્તે જોજે તારું હૃદય ઉભરાઈ ના જાય એમ એટલે આમ over ના થઈ જાય એમ એવી રીતે એના friend ને કહે છે પણ doctor તમારી પરીક્ષા આવે છે ખબર છે. કઈ exam મતલબ એવી રીતે doctor કહેના કેમ મારું? કેમ શું થયું કે મારી પરીક્ષા છે અનિરુદ્ધ કહે તમારા સસરા તમને જોવા આવ્યા છે તમારા સસરા જોવા પર રાખવા એટલે કે કસોટી કરવું પરખવું એટલે કસોટી કરવું એમ એના માટે આવ્યા છે doctor કહે મારા સસરા એ જીવે છે ત્યારે અનિરુદ્ધ કહે ત્યારે જુવાનિયા વિરુદ્ધ ન પડે તો બીજી વાર ફેરા કરવાની ઉમેદવારી ધરાવે છે એટલે એટલા બધા young છે કે જો અમ એ મતલબ એ બીજી વાર લગ્ન કરે એટલા સક્ષમ બી છે મતલબ લગ્ન કરી શકે એવા છે એટલા young દેખાય છે એવી રીતે આમ doctor કહે તે અહીં આવ્યા છે એ કહે છે કે એ અહીંયા આવ્યા છે એમ કોના એટલે નીલુ જે છોકરી છે ને જે ગમે છે એના પપ્પા એમ એની વાત કરે છે અનિરુદ્ધ કહે હા આજે સવારે જ દિલમાં આવ્યા train right mill માં આવ્યા અને હમણાં જ આ બાજુ પગલા થતા હશે હમણાં લગભગ આવતા જ હશે અહીંયા doctor કહે પણ કંઈ કયા કહેવ્યા વિના તેમણે કહેવડાવ્યું કેમ નહીં કે હું આવવાનો છું inform કેમ ના કર્યું? અનિરુદ્ધ કહે ઘેલો રે ઘેલો એમને તો તને કશી જ તૈયારી વિના જોવો હશે એમ કે તું એમ આમ કહેવાય ને teacher લઈ લે કે ચાલો surprise છે આમ

doctor કહે પણ અનિરુદ્ધ મારે શું કરવું? હું તો એમને ઓળખતો પણ નથી અનિરુદ્ધ કહે શોર્લી વિભુજ train છે પણ નહીં એટલે અમને જોયા પણ નહીં. એ એમ કહે કે એને અને મતલબ જોયા પણ નથી doctor કહે અરે ભલા આદમી અત્યારે લગી નામે પણ નહીં નામ પણ નથી ખબર એમને એમ અનિરુદ્ધ કહે ઓહો તો તો તારે સંભાળવાનું કારણ કે માણસ જરા વહેલી છે અને વળી પાછું જૂના જમાનાનો એમ કારણ કે વૈમી છે થોડો ના હોય શંકાશીલ છે એમ અને વળી પાછું જુના જમાનામાં એમ કારણકે પણ એ લોકો તો જે છે એ mentality એની એવી જ હોય ને થોડી જુનવાણી એ type ની એમ એટલે doctor કહે ત્યારે તો કમબખતી મતલબ હવે શું થશે એમ.